જ્યાં બે પાંચ છો ઝાડવાઓ છે તેમાં ફૂલ પણ કેટલા સરસ આવી રહ્યા છે.

ચિત્રમાં તમે જોઈ શકો છો કે ઘણા બધા ફ્રુટો પાઈનેપલ તરબૂચ દ્રાક્ષ સફરજન પપૈયા દાડમ ઘણી બધી પ્રકારની વસ્તુઓ --

અને સામે આ હોસ્પિટલ માં કયા-કયા કાર્યો થાય છે તે બોર્ડ પણ લગાવીને લાઇટિંગ પણ કરવામાં આવી છે.

એ કોલેજ નું ચિત્ર હોય એવું મને લાગી રહ્યું છે સામે પગથીયા પણ દેખાઈ રહ્યા છે.

અને ઘણા વ્યક્ટિઓ શોપિંગ કરી રહ્યા છે એવું લાગે છે સામે લાલ અને પીળા કલર નું જેકેટ પણ ડેખાઈ રહ્યું--

ત્યાં સાયકલ અરે રીક્ષા સાયકલ પણ દેખાઈ રહી છે.

અને આ જગ્યા ખરેખર ચોખ્ખી અને સાફ જોવા મળી રહી છે.

આ મેદાનમાં ક્રિકેટ અથવા ઘણી બધી રમતો રમી શકાય છે કારણ કે તે બહુ જ મોટુ છે.

એક ફોરવીલર છે ઉપર તમે ડેખાય રહ્યા છે ઘણી બધા રૂમો ડેખાઈ રહ્યા છે.